માલ સામાન માનવી અને વિસ્તારો ને સાંકળવાનો એક માત્ર સસ્તો વિકલ્પ એટલે કે સડક માર્ગ ભારત ની સડક પ્રમાણી પ્રણાલી USA અને ચીન પછી વિશ્વ ની મોટા માં મોટી પ્રણાલિકા ઓ માની એક છે હવે આપણે ભારતીય સડક માર્ગો નું વર્ગીકરણ જોઈએ પહેલું રાષ્ટ્રીય ધોરી માર્ગ રાષ્ટ્રીય ધોરી માર્ગો આર્થિક દ્રષ્ટિ એ જ નહી પરંતુ સુરક્ષા ની દ્રષ્ટિ એ પણ અતિ મહત્વ ના છે આ માર્ગો ના નિર્માણ ની જવાબદારી કેન્દ્ર સરકારની

પાકિસ્તાન નેપાળ ભૂતાન ચીન જેવા પડોશી દેશો સાથે એ પણ આ સડકો જોડે છે રાષ્ટ્રીય ધોરી માર્ગ ચુમ્માલીસ દેશ માં સૌથી લાંબો છે જે શ્રીનગર થી કન્યાકુમારી સુધી જાય છે સ્વર્ણિમ ચતુર ભુજ યોજના અંતર્ગત દિલ્હી મુંબઈ ચેન્નાઈ તથા કોલકાતા એ ચાર મહાનગરો ને જોડનારી યોજના છે ગુજરાત માંથી સત્યાવીસ, એકતાલીસ, સુડતાલીસ અડતાલીસ એક સો એકતાલીસ એક સો સુડતાલીસ વગેરે નંબર ના રાષ્ટ્રીય ધોરી માર્ગો પસાર થાય છે ભારત સરકારે વર્ષ બે હજાર અગિયારમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ ના નંબરો માં પરિવર્તન કરેલ છે જણ સંખ્યા ના આધારે જોઈએ તો ચંડીગઢ પોંડીચેરી દિલ્હી ગોઆ જેવા રાજ્યોમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો ની સંખ્યા વધારે છે મિઝોરમ અરુણાચલ પ્રદેશ મેઘાલય મણીપુર જેવા રાજ્યો નો ત્યારપછી ક્રમ આવે છે વધારે વસ્તી ધરાવતાં ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ બિહાર મધ્ય પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા રાજ્યો માં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની લંબાઈ ઓછી છે હવે રાષ્ટ્રીય ધોરીમાર્ગ બીજો મુદ્દો વ્યાપાર અને ઉદ્યોગ ની દ્રષ્ટિ એ રાષ્ટ્રીય ના ધોરી માર્ગો નું મહત્વ છે આ સડકો રાજ માર્ગો તથા તથા જિલ્લા કેન્દ્રિત સાથે જોડાઈ છે આ સડકો ના નિર્માણ તથા સારી પરિસ્થિતિ માં રાખવા જવાબદારી રાખવા જે તે રાજ્યસરકાર ની છે ત્રીજો મુદ્દો છે જિલ્લા માર્ગ આ સડકો ગામડા તથા શહેર ના જિલ્લા ના મુખ્ય મથક સાથે જોડે છે તથા તાલુકો અમે મથકો ને જિલ્લા મથકો સાથે જોડે છે પહેલા તેની સડકો કાચી હતી હવે લગભગ બધી જ સડકો પાક્કી સડકો માં પરિવર્તિત થઇ ચુકી છે તેની જાણવણી જિલ્લા પંચાયત કરે છે ચોથો મુદ્દો છે ગ્રામીણ માર્ગ

ચોમાસા માં આ સડકો ઉપયોગી બનતી નથી પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ગ્રામીણ પરિવહન સુધારવાના પ્રયાસો હાથ હેઠળ કરવામાં આવ્યા છે

ની સ્થાપના ઓગણીસો સાહીઠ માં કરવામાં આવી દેશ ના સંરક્ષણ માર્ગ માટે સંરક્ષણ હેતુ થી સરહદી વિસ્તારોમાં રસ્તાઓ નું નિર્માણ અને આ સ્નાસ્થા દ્વારા થાય છે દુર્ગમ ક્ષેત્રો માં પણ સડકો નું નિર્માણ તેના દેખાવ અને બરફ હેઠળ જેવા કાર્યો પણ તે કરે છે હવે એક્સપ્રેસ એક્સપ્રેસ ધોરીમાર્ગ જોઈએ એક્સપ્રેસ હાઇવે ને ધૃત ગતિ માર્ગ પણ કહેવામાં આવે છે ચાર થી છ લેન વાળા આ રસ્તાઓ પણ વિના અવરોધે વાહન ચલાવી શકાય છે આ રસ્તાઓમાં રેલ્વે ક્રોસિંગ તથા ક્રોસ રોડ આવેલ ત્યાં over bridge બનાવામાં આવે છે ગુજરાત માં અમદાવાદ થી વડોદરા એક્સપ્રેસ હાઇવે આનું ઉદાહરણ છે આ રસ્તા નો ઉપયોગ કરવાં બદલ ઠરાવેલ toll tax ભરવો પડે છે દેશ માં મુખ્ય બંદરોને જોડતા રસ્તા પણ બનાવવામાં આવ્યા છે હવે બીજો મુદ્દો છે traffiic સમસ્યા ને દૂર કરવા માટે આપણે કેટલાક સૂચનો જોઈએ જો તમે વિધાર્થી છો અને વાહન ચલાવવાનું licence ધરાવતા નથી તો તમે વાહન ન ચલાવો

વગેરે દ્વિ ચક્રીય વાહનો તો રસ્તા ની ડાબી બાજુએ જ ચલાવા જોઈએ ચોથું છે ચાલુ વાહને મોબાઈલ ફોન માં વાત ન કરો અનિવાર્ય હોય તો સાઈડ બતાવી બાજુએ વાહન ઉભું રાખી પછી જ મોબાઈલ ફોન માં વાત કરવી પછી નો છે એક સો આઠ તથા ambulance ફાયર બ્રિગેડ ના વાહન ને પહેલા પસાર થવા દો એના પછી બિન જરૂરી horn વગાડી ઘોંઘાટ ન કરો traffic signal ના નિયમો નું પાલન કરો બીજું છે નજીક ના સ્થળો એ ચાલી ને જાઓ અથવા સાઇકલ નો ઉપયોગ કરો આભાર

શું કરતો હતો લ્યા? હું કોય નાં લ્યા આ બેઠો હતો. હા

બેઠો હતો એમ?

એટલે તારો phone આયો એ વખતે પેલા તારો પેલા phone આવ્યો ને જયારે? હા હા

પછી મતલબ કીધું કે થોડીવાર phone કરું પછી મુ તને બરાબર કે?

તારો phone આવી ગયો સામે થી એટલે કીધું વાત કરીએ એમ શાંતિ થી. હા બરોબર છે એટલે મુ તને એમ કેતો કે ભાઈ શું કર્યું પેલા જસ્લા નું? જસ્લા નું તો લ્યા હજુ એને હે ને બે calling માં apply કરેલું હ. બરોબર

એક મતલબ પેલા એક cally હતી એનું નામ મુ ભૂલી ગયો હાલ સી ખબર શું નામ હતું? મેં તને વાત કરી હતી ન હોવે હોવે પેલા કરેલી હતી lambton Lamton ની નાં lamton ની તો કરવી જ હતી એ સિવાય બીજી collage રયી ને એમાં થી offerlatter આવ્યો હતો. આ પેલી સામિયા વાળી

પણ એને મતલબ pg diploma પૂરો હતો કે.

એને મતલબ કે નહિ કરવો એમ. બરોબર હે લ્યા એ course ઉપર depend કરે ભાઈ એતો તું જી ને કેવો course લઈ હી ને એના પર dependent હે બધું. એટલે અમે ગયા હતા agent ને મળવા માટે.

Course સારો છે પણ એને નાં ગમતો હોય તો શું કામ નું? એટલે એને જે જોઈતો હતો એની fee વધારે છે એની capacity એટલી બધી નથી. એનો કયો course જોવે? એને મતલબ આપડે science related કોઈ બી course હોય તો ચાલે એને એવું છે.

કારણ કે જો scincerelated course નો એક બીજો ફાયદો શું થાય એ તને ખબે છે. કે તારે deep માં ઉતરવું જ નાં પડે એટલે તું અહી એ generallyenglish માં જ ભણેલો હોય બરોબર ને? હવે બધું તો જે જેને hydrogen ને hydrogen જ કેવાય ને helium ને helium જ કેવાય. એટલે તકલીફ ઓછી પડે. હા એટલે તારે વાંચવા માં ને ખાશો પચાસ ટકા મહેનત ઓછી થઇ જાય મારું મને તો હવે. એને ગુજરાતી માં હિન્દી ને બધા માં એક જ થયું. એ તો હાચી વાત છે. એટલે મતલબ એ છે લ્યા હવે જાણે કે એનો નિયમ ર્યો બરાબર. બળ નો નિયમ ર્યો જ રેવા નો હવે history અહી history ભણ્યો હોય બરોબર અહી જાણે તું science ભણેલો હોય ને ત્યાં પછી ત્યાં જી ને diploma નું ને બધું ભણવું પડે તો આખું નવું થઇ જાય તારે તો. અહી તું ગુજરાતી તું arts commerce કરેલું હોય તો તે ગુજરાતી ને ભણેલું હોય અને ત્યાં જઈ ને english ભણવું પડે ને english ની history એમની history તારે સમજવી પડે. એટલે મતલબ હું તને શું કઉં ખબર?

કે એને આમ તો જે decision લીધું જ લીધું.

એ ફોન મુ તો એ જ કઉં એને કે હું તને શું કઉં લ્યા banking line માં જતો રે ને પણ. પણ banking તો નહિ હાલ મારી વાત સાંભળ તું પેલા મુ તને શું કઉં?

એક બીજી હે ને બીજી એક planning ઉપર ની calling હે. હોવે હોવે એતો તમે બે જવા ના નતા? એટલે એ calling માં અમે સો dollar નું કરી ને આપડે જે registration form આવે ને apply કરવા? નું

એટલે એના થી apply

એટલે લગભગ જો આ અઠવાડિયા માં માં કે દસ દિવસ માં આવી જાય તો પછી એને process કરીએ આગળ પેલા પૈસા ની ને બધી. બરોબર એટલે mail બીલ આવશે collage તરફ થી? એટલે mail આવશે આના પર એ આવશે ને agent પર એ આવશે.

તો lamton જે visa નો ratio ર્યો ને

ખબર પડી કે ને મતલબ સો જણા એ apply કરી ને હા તો એમાં થી પંચ્યાસી જણા ને પીર મળી જાય.

મતલબ PR મળી જાય નાં મતલબ જે બધું વ્યવસ્થિત રીતે એમ મળે. હા સમજી ગયો કે સો માંથી પંચ્યાસી જણા ને job મળી જ જાય એમ ને?

એટલે એમાં થી એને મતલબ apply કર્યું પણ ખબર ની સી ખબર શું કર્યું ખબર એમને ભૂલ કરી લ્યા.

મેં જોયા હતા એના review અગ્યાર હાજર કે એટલા તો એના review જ છે. ખાલી અગ્યાર હાજર તો અલ્યા પણ હોય જ ને. અલ મુ તને શું કઉં ત્યાં કોઈ goverment college ની હોય Goverment college જ છે ને બધી half goverment જ હોય

અમુક goverment હોય ને અમુક પેલી હોય ને એટલે goverment તમને scholarship આપે પણ ત્યાં પણ. અરે પણ એવું તો કોક હોવું જોઈએ ને કે ielts માં આટલા band હોય તો scholarship મળે એવું હોય ને Exam હોય ને એવું કઈક હોય છે ભાઈ એમને.

ચાલે પણ પણ એમાં લોચો શું થાય ખબર તને સારી collage ને એવું બધું નાં મળે. મેં જોયું તો એમાં કેવું ખબર કે મેં video જોયો હતો એક youtuber નું તો. એમાં કાઈ જરૂરી નથી તારે ielts આપી ને જ જવું. તું PTE આપી સકે ને એના સિવાય એક બે બીજી exam હોય પણ એ collage નાં accpet હોવું જોઈએ સમજ્યો તું? એટલે હું તને શું કઉં ખબર છે?

જઈ શકો પણ પછી તને સારી college નાં મળે એમ તારે જેવી જોઈએ એવી college નાં મળે. મારો દોસ્તાર પટેલ નાતો પેલો

આપી ને australia ગયો. australia તો valid જ છે ને pte હા પણ એટલે australia માં તો PTE આપી ને જો તો pr નાં problem હોય ને?

એટલે રેસે નાઈ ખુબ મોટા રેસે problem યાર. એના કરતા હું કરાય ખબર હ?

ત્યાં શાંતિ થી પૈસા કમાઈ લેવા નાં અને એની એ જ college માંથી education લઇ લેવા નું. બરાબર. પછી ત્યાં થી education લઇ લે ને? પછી અહી job માટે apply કરી સકે UK બુકે માં હોય ને તો canada માં apply કરી સકે પાછો ખબર છે ને તને? એવું તો એમ તો india પણ કરી સકે લ્યા.

એટલે હું તને એતો કું છું કે પછી તો મતલબ કે એ જ નજર થી જોઈએ તો australia કે UK કે એમ જતું રેવાય.

બાકી મને તો નવ્વાણું ટકા લાગે છે કે નવ્વાણું point નવ્વાણું ટકા તો થઇ જાશે બરાબર. થઇ જાય તો તો સારું ભાઈ કેમ ખબર એ જશે તો પછી મને પણ જવા મળશે સમજી લે. હા એતો એ જકે ભાઈ એટલે એ જ કઉં કે તમે બધા જાસો તો અમને પણ આવતા ફાવે કે યાર. તો જ ને યાર કે ખબર કોઈ ભાઈબંધ હોય તો ઠીક પડે.

એ વાત તો સાચી જ છે તું તો જાય તો તું તો મન તો લઇ જવા નો જ છે. એટલે પછી મારે ઈચ્છા તો પૂરી છે હવે જોવું ielts crack કરું ielts તો crack કરી નાખું મારે એનો કોઈ વાંધો જ નથી. મારે વાંધો પૈસા નો છે એટલે પૈસા કરવા પડે કઈક કરી ને setting એતો મુ કરી દઈસ. આપડે છે ને જો મુ તને કઉંહ્મ્હ્મ ત્યાં કોઈ education loan નું તો થઇ જશે. એ તો મુ તને કરાવીસ જેમતેમ કરીને ની થતું હોય તો પણ પેલા પૈસા લાવવા પડશે એ થોડું કાઠું પડશે. હા એટલે હું નોકરી કરવા નું વિચારું. અને જે પાંચ હાજર dollar આપવા પડશે ને? દસ હાજર આપવા પડે. હા હા દસ હાજર dollar sorry હો એ છ કે સાત લાખ રૂપિયા થયા ને? હા હા એ લાવવા પડશે પછી આઠ થી નવ લાખ રૂપિયા college fee લાવવી પડશે. હા

છ આ ચૌદ થી પંદર લાખ રૂપિયા થયા. હા અને લાખ રૂપિયા જેવી તો ticket થશે. હા એતો લાખ એ થાય ને દોડ લાખ એ થાય ticket નું કોઈ નક્કી નાં થાય.

અને એ પણ પાછી બે semester ની હોય એ તને ખબર છે?

એટલે અમુક અમુક college માં rules અલગ અલગ હોય લ્યા બધી college માં

જ તો એ જે અઢાર હાજર dollar fee ભરેલી હોય ને? એક વર્ષ ની જ થઇ fee. હ બીજા એક વર્ષ માટે તારે fee નું setting તારે ત્યાં part time job કરી ને કરવું પડે. અને જો તું એક વર્ષ નો course લે તો પછી તો આગળ કોઈ fee નું setting કરવા નું નાં આવે પછી તારે તારી રીતે પૈસા setting એ પૈસા બચત કરવી હોય તો કરી સકે તું.

તું બે વર્ષ નો corse લે તો benefit હું રે ખબર છે? તને ત્રણ વર્ષ નું work permit મળે. એટલે એક વર્ષ નો course હોય તો લગભગ એક વર્ષ નું કે મળે એક કે બે વર્ષ નું જ work permit મળે. જો મને ખબર હે બે વર્ષ નું હોય તો ત્રણ વર્ષ work permit મળે અને એક વર્ષ નું હોય તો બે વર્ષ મળે એટલે એ તો કઉં છું. એટલે એ પરાણે હોય આતો. એટલે બે વર્ષ વાળો course સારો લ્યા. એટલે બે વર્ષ માં વાત સાચી તારી બે વર્ષ વાળો સારો. એટલે બે વર્ષ માં યાર જોવે એટલા તો કદાચ પૈસા નાં હોય તો પેલા એમાં ય જોવે એ પ્રમણે બનાવી નાખે પૈસા. એ તો સાચી વાત છે સો ટકા કારણ કે ત્રણ વર્ષ તો તને work permit મળે.

એટલે એમાં તું ગમે તે રીતે પૈસા કરી સકે તું. પણ એના માટે કૈક એવું હોય કે લગભ pass કરવી પડે college ની exam ને બધું. પછી ત્યાં જઈ ને તું fail થઇ જાય તો શું કામ નું? એ વાત એ સાચી લ્યા એટલે તને શું લાગે pass થઇ જાઓ. Pass તો થઇ જો લ્યા એવું કઈ હોતું નહિ હવે. બરોબર basic બધું હોય તળું કઈ hard નહિ હોતું જોવે એવું. Pass તો બધા થઇ જાય છે generally.